હોકા એવુ બધું મળે છે જમણી સાઇડ ભાઈ બેઠા છે ચાર થી પાંચ ખુરશીઓ છે બાર અહ બ્રાઉન કલર નો આઈસક્રીમ છે ગ્રીન કલર નો --

નીચે ગ્રીનરી ઝાડ છે જે ગ્રીન કલર નું છે.

અને યેલો કલર નુ ડેકોરેશન કરેલુ છે અ વ્હાઇટ કલર ના ફૂલ છે ગ્રીન કલર ની ગ્રેનરી છે ઘણા બધા માણસો અ કામ કરે છે. "

ચોકલેટ છે અ કેડબરી છે કુલ્ફી છે.

અહ રેડ કલર ની અને બ્લુ કલર દેખાઇ છે યેલો કલર બ્લુ કલર દેખાઇ છે અહ એલિફન્ટ દેખાઇ છે.

એક ગાર્ડન છે જેમા અ પિંક કલર નુ કમળ દેખાય છે આજુ-બાજુ --""

આ એક માર્કેટ ની દુકાન છે જેમાં ફુલાવર છે મકાઈ છે તરબુજ છે.

જેને પીડા કલર નુ પેહર્યુ છે ઉપર પંખો છે જે બંધ છે અ કેમેરો છે એની પાછળ બ્લેક કલર નુ કબાટ છે.

અહ જેની આજુ-બાજુ બ્લેક કલર ની જાડી પાથરેલી છે ઉપર આકાશ છે તે બ્લેક કલર નું છે ને વ્હાઈટ કલ --